ત્યાં વેજ અને નોન વેજ મળે છે બાજુમાં ન્યૂ કેરેલા ચા ચાય હોટ ન્યૂ કેરેલા હોટલ છે.

બાર મોટુ મેદાન છે મેદાન માં ફોરવિલ ગાડીઓ ઉભી છે અમુક ગાડીઓ વાઈટ તો અમુક ગાડીઓ બ્લુ --

અહીંયા જે મંદિર ઓફિસ જે બી હોય એમાં ડેકોરેશન કરેલું છે.

આ ચિત્રમાં એક ચેર પણ છે તેની વોલ વાઈટ કલર ની છે.

ટેબલ ઉપર એક પ્લેટ છે પ્લેટ ની અંદર ઘણા બધા પરોઠા છે.

અહીંયા એક મોટી બિલ્ડીંગ છે બાજુમાં બીજી અને ત્રીજી બિલ્ડીંગ છે.

અહીંયા એક પાછળ ગાર્ડન ની પાછળ મોટી બિલ્ડીંગ છે એક ફોર વ્હીલ ગાડી છે ત્યાં એક માણસ ઉભો છે અમુક બિલ્ડીંગ માં લાઈટ ચાલુ છે.

ત્યાં બાળકો ઘણાં બધા છોકરા અને છોકરીઓ છે એમાં એક છોકરી ભારતમાતા બનેલી છે.

અહીંયાના પેટ્રોલ નું ભાગવત પેટ્રોલયમ નામ છે અહીંયા એક માણસ ઉભો છે.

ઈંગ્લીશ કલર ની છે અહિંયા એક બારે છે એક મેઈન ગેટ છે બાર રોડ પણ છે.

અહિંયા એક હૉલ છે હૉલ મા એક માયક છે માયક માં એક--